માટે એક ચેર છે જે કે જે પોતાનુ અહીંના ઓનર છે.

આ એક રાસ્તો છે આપડે આ પિક્ચર માં જોઈ શકીએ કે રાસ્તોનો નીચે બી બે ગાડી છે.

અહીં પિક માં આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે આ એક સોસાયટી જેવું લાગી રહે છે કાં તો ગાર્ડન છે.

આ મિત્રો પીક માં આપણે જોઈ શકીએ છીએ ઘણા માણસો ચાલી રહ્યા છે જે કે તિથલ કતો કોઈ સમુદ્રના કિનારે નું છે.

આપણે જોઈ શકીએ છે ફૂટબોલ રમવા માટે હો અહીંયા બે તરફ જાલી રોપવામાં આવી છે.

હતો અહીં સરકારી કાર્ય નું કામ ચાલી રહ્યું હોતે આ જોઈને લાગી રહ્યો છે મિત્રો કે બંધ છે બેવ તરફ ગેટ મોટા મોટા છે.

જામ બધાય કે આપણે કહી શકીએ ખુરશી મુકવામાં આવે છે બેસવા માટે અને આપણે ઉપર જોઈ શકે છે મિત્રો અનેક લાઈટો છે.

ને કેળાના ઝાડ છે ને ઘણી ગુણીઓમાં ઘણી શાકભાજી દેખાતી છે તથા ગાજર દેખાતા છે વેંગણ દેખાતા છે.

એમના ડાબા હાથમાં કંઈ નથી ને ડાબા હાઈડ પર આપણે જોઈ શકીએ કે ઝીલ છે.